ગેસ્ટ હાઉસ ની દરવાજાની સામે નાની સીડી છે બાજુમાં એક બારી છે જેના પર પાણીનો કુલર મુકેલો છે.

દુકાનની અંદર રંગબેરંગી પેકેટ્સ અને બરણી ખાવાની વસ્તુઓ દેખાય છે.

એક છોકરીના હાથમાં લાલ ધ્વજા છે પાછળ પીળા વસ્ત્રોમાં બેઠેલા વિદ્યાર્થીઓ કાર્યક્રમને નિહાળી રહ્યા છે.

રેસ્ટોરન્ટ નું નામ પીળા અને સફેદ અક્ષરોમાં પ્રકાશિત થયેલું છે જે તેને આકર્ષક બનાવે છે.

ચિત્રમાં એક મહાન સંતની પ્રાર્થનામય મૂર્તિ દરિયાકાંઠે સ્થાપિત છે આ મૂર્તિ પથ્થરની બનેલી છે અને ખૂબ જ આકર્ષક લાગે છે.

ચિત્ર દિવસના સમય દરમિયાન લેવામાં આવ્યું હોય તેવું લાગે છે.

ને તેમાં કાચના શોકેસ છે શોકેસ માં વિવિધ પ્રકારના આભૂષણ બોક્સ માં ગોઠવવામાં આવ્યા છે.

બિલ્ડીંગ બે માળનું છે અને તેની આજુબાજુ હરિયાળી છે આગળ રસ્તા પર કાર અને બાઈક પાર્ક કરેલી દેખાઈ રહી છે.

બિલ્ડીંગ ની બાજુમાં ઊંચા ઝાડો દેખાય છે બિલ્ડીંગ ની સામે લોખંડની જાળીવાળું વાળ લગાવેલું છે.

લીલા વૃક્ષો લાલ ભૂરા પથ્થરો અને સફેદ પાણીનું સયોજન આંખોને મુગ્નમય કરી દે છે.

આસપાસ લીલાછમ વૃક્ષો અને ઝાડીઓ છે જે વિસ્તારને રળિયામણો બનાવે છે.

રસ્તા પર બહુ ઓછા વાહન વ્યવહાર દેખાય છે જેનાથી વાતાવરણ શાંત અને શીતળ લાગે છે.

આ ચિત્ર એક વર્ગખંડનો છે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બેસીને પ્રેજન્ટેશન જોઈ રહ્યા છે આગળ પ્રોજેક્ટર પર સ્કીન દેખાય રહી છે.

આસપાસ લીલાછમ વૃક્ષો અને ઝાડીઓ છે ત્રણ વ્યક્તિઓ ખડકો પર ઉભા છે તેઓ ધોધ ને જોઈ રહ્યા છે.

ટેબલ ની મધ્યમાં મેનુ બુક દેખાય છે દિવાલ ઉપર લીલા ઝાડની સજાવટ કરવામાં આવી છે.

ચિત્રમાં એક રેસ્ટોરન્ટ કાઉન્ટરની આસપાસ લોકોનો સમૂહ દેખાય છે.

છાંજલા પર સફેદ પાટીયા છે જેમાં વિવિધ પેકેટ માં ચોકલેટ અને અન્ય મીઠાઈઓ ગોઠવેલી છે.

આ ચિત્રમાં એક સુંદર આયોજનનું દ્રશ્ય છે આયોજન ટાઈગર કપ સિઝન ટુ ના નામથી યોજાયું છે.

એ મંજ પર મધ્યમાં ભગવાન ગણેશજીનો ફોટો મૂકી તેને ફૂલોના હારથી શણગારવામાં આવ્યો --

મંદિરની પાસે એક લાલ રંગની ગાય દેખાય છે અને બધા માણસો મંદિરના દર્શન માટે આવ્યા છે.

ચિત્ર એક સ્ટુડીયો ની અંદરનો છે દિવાલ ઉપર સુંદર ફોટોગ્રાફ અને ચિત્રો લગાવેલા છે.

આગળ એક મોટી કાળી ખુરશી દેખાય છે છત પર સુંદર ડિઝાઇન સાથે બે પંખા અને અનેક લાઈટ લગાવવામાં આવી છે.